વચ્છસવ તત્વનું થોડું કામજ છે રાજપાના બંને પલ્લા સમતુલા લાવવા અને રાખવા સૃષ્ટિ ચલાવવી એ સૃષ્ટિનું પોષણ કરવું એ એનું નામ ધર્મની ગ્લાનિ થાય. અધર્મ હોય એટલે વિષ્ણુ જન્મ એવું ના હોય પણ ધર્મ ની ગ્લાનિ થય છે એટલે અધર્મ વધે કે વિષ્ણુ જન્મ લે ત્યારે મહાદેવની ત્રીજી આંખ જરીક યે થોડી વધારે ખુલે,

થતો હોય ખરો જુદો બેહે harmony justice નો હોય છે. ને છવીસ દ્કરી ઓ લાભ કોઈ લાભ નાં થાય. નમસ્કાર કોશિશ આબુસંધાન પ્રયોગો રશિયન શાસ્ત્રી ઇવાન પેટ્રોલ વીજ ભાવલોની અઢારસો ઓગણ પચાસ ઓગણીસો છત્રીસ પાચન ક્રિયાના અધ્યક્ષ ના તેને પોતાની જિજ્ઞાસત સંતોષવા માટે કુતરા પર પ્રાયોગિક અભ્યાસ કરતા કરતા તેમને અભિસધાન જાણકારી પ્રાપ્ત થઈ અને મનોવિજ્ઞાનને શાસ્ત્રીય વિશિષ્ટ અભિસરણની મહાબલી ભેટ આવલોની અભિષેક ભાવલોની ઓગણીસો ચાર માં તેમની તબીબી આવશ્યક નોબીલ શરીર પર એને જ થયું હતું ભાવલોને પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બને છે એ કૂતરાને stand પર ઉભો રાખીને મોંમાંથી લાડ રસના યંત્રને એકઠી થાય છે તેથી

ઘટડીનો અવાજ માત્ર સાંભળીને કૂતરાને ખોરાકની અપેક્ષા ધ્યાનમાંથી હતી. તે કૂતરાના મોમાંથી લાળ જરવા માટે જવબ્દાર હતી ભવ્લોને આ પ્રયોગ ફક્ત નાશ પામતા તેમના વિવેક અવલોકન શાસ્ત્રીય અનુસંધાનની વરિષ્ઠ સ્પષ્ટ બનાવ્યું છે પ્રશિષ્ટ અભિસરણના મૂળભૂત ખ્યાલો અને કરેલા તમારી ભાષામાં પરંતુ વૈજ્ઞાનિકમાં ઐતિહાસિક હવાના કે પ્રશિષ્ટ અનુસંધાનની સમજવા માટે તેના કેટલાક પારિભાષિક શબ્દો મેળવવાની છે અનિવાર્ય છે અનઅભિસય અધિક કુદરતી સ્વભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય છે અને અભી સુધીપક કહેવાય છે પ્રયોગના કૂતરાની સામે ખોરાક રજૂ કરતા સાથે કુતરા ની મોજ માં લાડ ધરાય છે આમ આવીશયોક્તિ પ્રતિક્રિયા જવાબદાર હોય અહીં અહી પ્રતિક્રિયા અંશત પ્રતિક્રિયા કોઈપણ પ્રતિક્રિયા જોડાણ શિક્ષણ અનુસંધાન થયેલા છે થયા પહેલા પ્રતિક્રિયા જોવા મળે જુઓ શિખાય પ્રતિક્રિયા નથી આ પ્રકારની પ્રતિક્રિયા કોઈ પણ પ્રકારની જોડાણથી શિક્ષણ પણ અભિષેકથી પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે અનુસંધાન પ્રતિક્રિયા બાવલોગમાં પ્રતિ કોતરાની સામે ખોરાક રજૂ કરતા સ્વાભાવિક પ્રતિક્રિયા જોવા મળે છે સુધીપક સાથે વારંવાર જેને રજૂ કરવા અને હસુસા આવે છે અભિશાથી સાંજે સુધી પક્ષ સાથે વારંવાર જેને રજુ કરવા આવે અને અભી શાંતિ શુક્રિયા જેવી પ્રતિક્રિયાઓ પણ કરેલી છે કે તેઓ પાવલોનના પ્રયોગમાં કોતરાની સામે ખોરાક રજૂ કરતા પહેલા સાથે કુતરાના મોમા લાડ દડવાની પ્રતિક્રિયા જોવા મળે છે ખરેખર તો લાળ કરવાની પ્રતિક્રિયા જોવા મળતી હતી તે હવે સાથે ખોરાક મળશે એવી અપેક્ષા લાળ ધરવાની પ્રતિક્રિયા થાય છે આ આ સમગ્ર ઘટના શિક્ષણને સ્પષ્ટ ઉદ્દેશ આ સામાજિક જવાબદાર હોય છે એક એ હંગામી સામાજિક વર્તન માટે પ્રાણીની કોઈપણ જાતના ઉપચારિક શિક્ષણનો જરૂર હોય છે દરેક સજીવને જન્મોથી પોતાની સજીવનો કેટલીક શક્તિઓ તેનાથી સજીવને જન્મસિદ્ધ પોતાનો અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓ ની શીખી જાય છે આ પ્રકારનું વર્તન જન્મજાત સામાજિક દાખલા તરીકે કીડી પોતાનો ખોરાક ખેંચી જાય

સજીવ માતાની મૂળભૂત સંતોષવાની રીતે આપમેળે શીખી લેશે તેને આપણે તેના પર સામાજીક વર્તન કરીએ છીએ શિક્ષણ વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે આ પ્રકારનું શિક્ષણમાં જે તે વર્તન કરતા લોકોથી

શિક્ષણ તરીકે સ્વીકારતા નથી કારણ કે બાળક ને જેમ જેમ પર્યાવરણ અનુભવ બનાવે છે પોતાના પરિવર્તન લાવે છે માનવી હોય છે દરેક પોતાના જીવનમાં પોતાની પરિવર્તન લાવતા જ હોય છે આથી શિક્ષણની તેમની ખૂબ જ જરૂરી છે જાન લેવા શિક્ષણ શિક્ષણ વ્યવસ્થા

અમેરિકન મનોવિજ્ઞાનની શિક્ષણને વચ્ચે આપતું

હોટલના થયું હોય ત્યારે દાખલા તરીકે બાલાજીની આ વારંવાર આવડી જાય છે આગડ વઠતા આવડી જાય છે પોતાનું પરિવર્તન છે સામાન્ય રીતે મોટાભાગની શિક્ષણ સંયોજન

બિન કક્ષ બીજાની સાપક્ષતા કેવી રીતે શિક્ષણ વિશે પછી મુખ્ય વર્ષની એ થાય છે કે પ્રાણી કે માનવી કેવી રીતે આ પ્રશ્ન વિજ્ઞાન અને સંશોધનો માટે માટે પૂરી પાડે છે આના અનુસંધાનમાં કેટલાક સંશોધનો અને પ્રયોગો માનવીને શિક્ષણ પ્રાપ્ત કરવાના માહિતી પૂરી પાડે છે અને સંશોધનના અંતે શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધતા ધરાવવા માટે માનવ વાળા હોય તે પ્રાણી મોટા ભાગના શિક્ષણ પણ કેવાય છે કારણ કે શિક્ષણ માટે જરૂરી હોવાનું આદત છે અવલોકન પોતાના આસપાસ ના એક જગ્યાએ હોય તો જય શ્રી ક્રિષ્ના કેમ છે શું ચાલે છે જય શ્રી કૃષ્ણ તમે કેમ છો હું એકદમ મજ્જા માં છુ જલસા છે જલસા ફટાકડા ફૂટે છે બધા

તમે કેમ છો કીધુ તો કે એકદમ જાકાસ જલસા છે બધું ભાંગી નાખ્યું બૂકો કરી નાખ્યો

તારે કાં ને શૂ

ઓહ્હ હમજી ગયો નેવું વરસ ની દોશી ટાઇગયી છે તો સાંભળવાની શક્તિ વહી ગઈ છે.

હમ્મ કોઈ film જોઈ lastweek

ના દ્રશ્યમ two મલયાલી માં જોયી છે તો હિન્દી માં જોઈને શૂ કરીશ હવે

original જોયી છે મલયાલી માં એબી મેં એક વરશ પેહલા જોયી નાખી છે.

જોઉં છુ કદાચ ઈચ્છા થશે તો જોઈ લઈશ હિન્દી માં પાછુ કંટારા જોવું છે એ મને બો બો મજ્જા આવે એ તો મારુ favourite

સલમાન ખાન નથી સલમાન ખાન ના ના અમિતાભ બચ્ચન જે hero shirtless ફરતા હોય. મારા favorite અમિતાભ બચ્ચન એ તો તારા પરદાદા ના પરદાદા ઉંમરના છે mister બચ્ચું પરદાદા ના પરદાદા ની ઉમર ના છે. tall dark handsome હા તારે તો best છે ઓલો director actor best નાટકકાર વાંદરું હા boring છે. વાંદરું કેટલું તે એને પ્રેમ થી તું એને શૂ નામ લીધું boring હા એને hundred play heroin hundreds play heroin નથી.

બીજું શૂ ખબર?

જમવામાં શૂ ખાધુ આજે? lunch માં

lunch માં દાળઢોકળી દાળઢોકળી અરે વા વા મને ઘણા મહિના થઈગયા છે. ખાઈ ને મજ્જા આવે

ક્યાં જલસા છે? રાતે પણ દાળઢોકળી ખાઈ તો પછી

જલેબી ફાફડા કેમ દિવસ ની બધી ખતમ થઇ ગઈ.

પૂચકા ખાવા નથી ગઈ? કેમ?

સુ પૂચકા નથી.

ક્યાં વાયો ગયો પૂચકા વાળો પૂચકા અચ્છા અચ્છા પૂચકા પૂચકા twenty picess વિસ પૂચકા ખાધા ક્યારે ખાધા સ્વાદિષ્ટ twenty પૂચકા સ્વાદિષ્ટ છે. અને eithinth વાળા પૂચકા હા શૂ છે? શૂ છે એટલે?

શૂ હા ક્યારે ખાધા ક્યારે કયારે ખાધા when did you have it

મારુ network perfect છે.

તારો કાન કાપી ને કચરાના ડબ્બા માં નાખી દે જે. નાખી દે. જો જે તું જેવું કાન કચરાના ડબ્બા માં નાખીશ તો તારો કાન કચરાનો ડબ્બો બહાર નાખી દેશે this kachra is not eligible for

શૂ નથી એવુજ થવાનું છે.

દોષલી network એકદમ સરખું છે ખાલી તું નાઈ સાંભળવાની ભાન કરે છે. હા પાનસો oscar જીતીને આવેલી છે બે હજાર film fare award જીત્યા છે ત્રણ હજ્જાર screen award જીત્યા છે.

પાંચ હજ્જાર iifa award જીત્યા છે. તે પણ એક પણ વાર તે કોઈ બી speech માં મારુ નામ નાથે લેવાની મને ખબર છે કોઈ વાર બી thank you માં મારું નામ ની હોય stage ઉપર તું nsgv જવાની છો.

પૂરા ખરાબ છે ક્યારે જવાની છે? હા msdoctober twenty twenty three

મરી જઈશ કૈક

શૂ યાર તું મારી જઈશ તો તારા શ્રાદ્ધ ની party ખાવા મળશે.

તે મારુ નુકશાન કરી નાખ્યું. સંભળાયું હા મને સંભળાય છે તને નથી સંભળાતું ટેરો કાન

કીધું ને તારો કાન બગડી ગયો છે તું દોશી થઇ ગયી છે.

મારુ network પૂરું સારું છે.

ticket yes મંગાવીશ અચ્છા

ચાલીસ ticket

ચાલીશ ticket ચાલીસન ticket

નહિ કેટલી કરાવી શકે? તમે પાગલ છે forty ticket hundred percent પાગલ છે. કેમ થાય છે. અરે બસ booking કરવાનું છે સમાજ ના લોકોને લઇ જવાનું છે.

આપણે ગુજરાત club through કરવાનું છે. ઠીક છે બરોબર. ઓહહક ચાલ thanks એની માટે

કાલે સવાર ના breakfast માં શું ખાવાની છે. breakfast માં જલેબી ના થેપલા ના ફાફડા અમે જલેબી ને ફાફડા પેહલી વાર સાંભળ્યું છે. અને જલેબી નું ફાફડા ને એનું બાપર આ શું ખાય? કઇરીતે બનાવે આ ક્યાં મળે છે જરા મને કે અમે તો આ રાંધતા નાઈ હતા તું તો પોતે ચૂલા પાર એવી છે તારું ખાય તો લોકો નું પેટ બગાડે.

મારી જાય સ્વાદિષ્ટ છે હા

નથી સ્વાદિષ્ટ છે એટલા માસ્ટ સ્વાદિષ્ટ છે. અલ આટલું બને લઉં રાંધેલું મોકલે છે એ ખાત્રોકે ખીલાડીમાં ખાઓ